ની electron રચનામા D અને F કક્ષકનો સમાવેશ થાય. અને D અને F કક્ષકો કદ મા મોટી હોય છે તેથી તેમના દ્વારા કેન્દ્રની ફરતે નિર્બળ shielding અસર થાય જ્યારે S કક્ષકની વાત કરીએ તો NF બે electron થી સંપૂર્ણ ભરાયેલી છે તથા S કક્ષક કદમા નાની ગોળાકાર એટલે અદિશ અને કેન્દ્રની સૌથી નજીક હોય છે જેથી તેના બે electron નું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધુ હોય છે અને તે આકર્ષણ બળ વધુ હોવાના કારણે તે સહેલાઈથી electron દૂર કરી શકતો નથી. આથી જ આપણને P વિભાગના તત્વોના કુલ સંયોજકતા electron ની સંખ્યા કરતાં બે એકમ જેટલી ઓછી oxidation અવસ્થાઓ મળે છે જેને આપડે કઈએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છે. તો આપણે oxidation અવસ્થાનો chart જોઈએ સમુહ તેર સમુહ તેરની electron રચના છે NHtwoNPone સમુહ તેરની electron રચના NHtwoNPone જેનું પ્રથમ સભ્ય છે boron માટે સમુહ તેરના તત્વોને boron family ના તત્વો કહીશું તો તેના સમુહની મહત્તમ oxidation અવસ્થા minus દસ કરીયે તો plus ત્રણ અને સંયોજકતા electron પણ કુલ કેટલા છે ત્રણ માટે plusthreeoxydation અવસ્થા પણ નીચેની તરફ જતાં ભારે તત્વો ની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર થસે નિષ્ક્રિય યુગ્મ અસર નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે બે electron તેમાથી દૂર નથી થઈ શકતા માટે ત્યાં plus one oxidation અવસ્થા અન્ય જોવા મળે છે. સમુહ ચૌદ જેની electron રચના NHtwoNPtwo પ્રકાર ની છે. જેનું પ્રથમ તત્વ છે carbon છે. ચાર electron ગયા

તો ત્યાં આપણને નિષ્ક્રિય યુગ્મને કારણે plus two oxidation અવસ્થા lead માં આપણને વધુ સ્થાયી જોવા મળે આને અષ્ટક પૂર્ણ કરવા માટે જુઓ સંયોજકતા કોષ મા ચાર electron છે માટે ચાર electron મેળવીને minus four oxidation અવસ્થા પણ બનાવી શકે છે. સમુહ પંદરની અંદર બાહ્ય કોષમાં પાંચ electron છે પ્રથમ તત્વ nitrogen માટે સમુહ પંદર ને nitrogen સમુહના તત્વો કહીશું જેના પાંચ electron જાય તો plus five oxidation અવસ્થા અથવા દસમાથી બાદ કરી દસને બાદ કરીયે તો પાંચ oxidation અવસ્થા મળે પણ નીચેની તરફ જતાં નિષ્ક્રિય યુગ્મ અસર માટે બે electron ભાગ ન લે, ન ગુમાવે માટે plusthree અવસ્થા મેળવે પણ અહીંયા પાંચ electron છે અષ્ટક પૂર્ણ કરવા માટે ત્રણ electron ની જરૂર છે ત્રણ electron મેળવીને minus ત્રણ oxidation અવસ્થા પણ મેળવી શકે છે સમુહ સોળ જેની electron રચના NS two NP four પ્રકારની છે. electron સમુહનું પ્રથમ તત્વ oxygen માટે plus six અવસ્થા પણ oxygen plus six oxidation અવસ્થા બનાવી શકતું નથી. કારણ કે તે કદ મા ખુબ જ નાનું છે માટે oxygen એ બે electron મેળવીને minus two oxidation અવસ્થા મેળવી શકે જ્યારે તેની family ના sulphur selenium tellurium અને polonium જેમાં sulphur selenium tellurium માં plus six જોવા મળશે plus four આ નિષ્ક્રિય યુગ્મ start થઈ અહીંયા એટલે બે ઓછી, એનાથી બે ઓછી એટલે અહીંયાં આપણને plus two oxidation અવસ્થા જોવા મળે. કોના લીધે આવું બની કોના લીધે આ બની oxidation અવસ્થા નિષ્ક્રિય યુગ્મને કારણે બે બે ઘટાડતા જવાનું. છ માંથી બે જાય તો ચાર, ચારમાંથી બે જાય તો બે અને બે electron મેળવીને તે અષ્ટક પૂર્ણ કરી શકે. સમુહ પંદરની વાત કરીએ તો જેની Electron રચના છે NH two NP five સાત electron સાત ગુમાવે એટલે plusseven પણ આ સમુહનું પ્રથમ તત્વ fluorine ક્યારેય સાત electron ગુમાવતું નથી. તે હંમેશા એક electron મેળવીને અષ્ટક પૂર્ણ કરીને સંતોષ માનશે. માટે fluorine ની oxidation અવસ્થા આપણને minusone મળે. ત્યાર પછીના chlorine bromine iodine જેમાં આપણને plus seven એમાંથી બે ઘટાડો કરો તો plus five બીજા બે ઘટાડીએ તો plus three બીજા બે ઘટાડીએ તો plus one સુધીની oxidation અવસ્થાઓ આપણને chlorine bromine iodine માં જોવા મળે છે. કેમ આવું જોવા મળ્યું? કારણ કે ભારે તત્વોમા D અને F કક્ષકનો સમાવેશ થાય માટે ત્યાં નિષ્ક્રિય યુગ્મ અસર થાય છે. સમુહ અઢારની electron રચના ns two np six પ્રકારની છે પણ helium અપવાદ રૂપ છે જેની electron રચના one S two છે. અને ત્યાં જ એનું duplet પૂર્ણ થાય helium માટે અષ્ટક નથી હોતું પણ duplet હોય કારણ કે one S એક જ માત્ર કક્ષક અને S મા બે electron જ ભરી શકાય માટે helium one s two બનાવીને તે નિષ્ક્રિય બની જાય. તો ત્યાર પછીના તત્વો helium, neon, argon, krypton અને xenon જેમાં આપણને plus eight oxidation અવસ્થા જોવા મળશે ખાસ કરીને krypton અને xenon આમના સંયોજનો બનવા મુશ્કેલ હોય છે પણ પ્રયોગશાળામા બનાવી શકાય જેમાં ખાસ xenon

xenon ના સંયોજનો બનાવી શકાય જેમાં xenon ની oxidation અવસ્થા નિષ્ક્રિય યુગ્મને કારણે plus eight થી શરુ કરીને plus six plus four અને plus two જેવી oxidation અવસ્થાઓ બનાવી શકે છે. okay તો આગળ આપણે વધીએ કે અહીંયા આપણે અહીં પી વિભાગના તત્વોની વાત કરીએ. તો P વિભાગના તત્વોમાં આપણને variety

P વિભાગની અંદર P વિભાગમાં આ જે પટ્ટો છે જાંબલી રંગનો આ બધા જ તત્વો એ ધાતુ તત્વો છે. આ તત્વો કયા છે ધાતુ તત્વો છે જ્યારે આ green બતાવે છે તે બધા જ તત્વો જે અધાતુ તત્વો છે

ત્યાર પછી Tellurium અને AT આ જે છે તે semi metalloid છે અર્ધ ધાતુઓ છે, ઉપધાતુઓ છે એટલે P વિભાગના તત્વોની અંદર આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે P વિભાગના તત્વો કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સમુહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો ધાતુ ગુણ વધતો જાય છે. પહેલી અધાતુ, અર્ધધાતુ, અર્ધધાતુ ધાતુ ધાતુ બને okay અમ પી વિભાગમાં તમે ડાબાથી જબા તરફ જાવ તો તમે જુઓ maximum કયા તત્વો બનતા જાય અધાતુ તત્વો મળવા જાય છે એટલે સમુહ wise કહીએ તો સમુહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાતુ ગુણ વધતો જાય છે. અને અધાતુ ગુણ ઘટતો જાય છે. જ્યારે આવર્ત wise વાત કરીએ તો અહીં

અધાતુ અને અર્ધ ધાતુ તો અહીંયા આવર્ત કોષ્ટકમાં અધાતુ અને ઉપધાતુઓ માત્ર P વિભાગમાં જ સમાવેશ થાય છે સરસ મજાની વસ્તુ કીધી કે P વિભાગમાં જ અધાતુ અને ઉપધાતુ અર્ધધાતુઓનો સમાવેશ થાય છે અને આખા અવક કોષ્ટકમાં જોશો તો એફ વિભાગમાં બંને સમુહ ધાતુ તત્વો છે વચ્ચે આડો પડ્યો છે D વિભાગ એ પણ સંક્રાંતિ ધાતુઓ છે એની નીચે આડુ પડ્યું છે F વિભાગ તે પણ આંતરસંક્રાંતિ ધાતુ તત્વો છે. B વિભાગ એવો છે કે જેમાં આપણને અધાતુએ મળે અને અધાતુ પણ મળતી હોય છે અને સમુહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે તો તેમનો અધાત્મિય ગુણ આગળના ભાગમાં ઘટતો જાય છે અહીં P વિભાગના દરેક સમુહના ભારે તત્વો જે વધુ ધાત્વિય સ્વભાવ ધરાવે છે. જેમના પરમાણિય ક્રમાંક વધુ છે એ બધા તત્વો ભારે તત્વો કહેવાય આ બધા અન આ બધા જ ભારે તત્વો એ ખૂબ જ મોટો ધાત્વિય સ્વભાવ ધરાવતા હોય છે. તો B વિભાગની અંદર આપણે કહ્યું કે, boroan, silicon, germenium, archanic, antimoney, જે અર્ધધાતુઓ છે. હવે બે પ્રકારની variety છે. ધાતુ B છે અધાતુ B છે ધાતુ હંમેશા તમે જાણો છો સહેલાઈથી electon ઘુમાવી દે છે. અને the nine બનાવી દે જ્યારે અધાતુઓ સહેલાઈથી electron મેળવે. અને બનાવે. એટલે કે, સામાન્ય રીતે અધાતુ તત્વો ધાતુ તત્વો કરતા ઉંચી આયનીકરણ એન્થાલપી અને ઉંચી વિધૃતઋણતા ધરાવતા હોય છે. અધાતુ કઈ શું કીધું આપણે અધાતુ છે electron પ્રત્યે આકર્ષણ છે કે અધાતુ ક્યારેય electron ઘુમાવે નહીં. અ આયનીકરણ શું છે. આયનીકરણ એટલે વાયરુપ અવસ્થામાં તટસ્થ પરમાણુંમાંથી electron ને દૂર કરવો. પણ અધાતુમાં તો એ તો શક્ય જ નથી. માટે તેમાંથી electron દૂર કરવો એતો ખૂબ જ ઉંચી ઉર્જાની જરુર પડે. માટે તેની નું મુલ્ય ઘણું ઉંચુ હોય છે. electron પ્રત્યે આકર્ષણ જ હોય એટલે વિદ્યુતઋણતાનું મુલ્ય આવા તત્વોનું વધુ ઉંચુ હોય છે.

રુણાયન બનાવે છે. આની પ્રતિક્રિયાત્મક્તાની વાત કરીએ તો અહીં અતિપ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિપ્રતિક્રિયાત્મક અધાતુ જોડાય તો ત્યાં આયનિય સંયોજન બને અતિપ્રતિક્રિયાત્મક ધાતુ સમજવા માટે મુ લઉ સુ S વિભાગનું example તરીકે સોડીયમ પહેલાથી એક electron ગુમાવીને the nine બને. સમુહ સત્તરનો clorian સંયોજક્તામાં સાત electron પહેલાથી electron મેળવીને રુણાયન બને. એટલે ધન ઋણ વચ્ચે આકર્ષણ થઈ અને ત્યાં બની જાય એન એ પ્લસ સીએલ માઈનસ સોલિડ આ સંયોજન એટલે કયું સંયોજન આઈડીયન સંયોજન કે જ્યાં પછી આ વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ મોટો છે. જે આ તત્વો વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ મોટો હોય છે ત્યાં આપણને આયનીય સંયોજન મળતા હોય છે. એટલે અતિપ્રતિક્રિયાત્મક ધાતુ આ સમજવા માટે મેં લીધું S વિભાગ પહેલાથી તમને સમજન પડે.

વિદ્યુતઋણતાનો તફાવત મોટો હોય છે. જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ અધાતુ પોતાની સાથે જોડાઈને વધુ સહસંયોજક લાક્ષણિક્તા વારા સંયોજનો બનાવી શકે છે. બીજી તરફ આપણે અધાતુ તત્વો પોતાની સાથે જોડાઈને વધુ સહસંયોજક વધુ લક્ષણિક્તાવાળા સહસંયોજનો બનાવી શકે છે. જ્યાં તત્વો વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ઓછો હોય જેમકે આપણે સમુહ ચૌદના કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં મિથેન તો કાર્બન અને મિથનની વાત કરીએ તો કાર્બન ચાર hydrogen ચાર સહસંયોજક બધ બનાવશે જેમાં કાર્બનની વિદ્યુતઋણતા બે પોઇન્ટ પાંચ છે. અને હાઈડ્રોજનની point એક એટલે બંને વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ઓછો છે માટે આપણને અહીંયા સહસંયોજક બંધ જોવા મળશે કયો બંંધ

સંજોયક બંધનું લક્ષણ જોવા મળશે. કયું લક્ષણ જોવા મળશે સહસંયોજક બંધનું oxide ના સ્વભાવની વાત કરીએ તો યાદ રાખવાનું કે અધાતુના બધા જ oxide asidic હોય અધાતુના oxide asidic હોય. બે ને બાદ કરજો. કે જે તટસ્થ હોય ખાસ યાદ રાખજો. NOCO ONCO જે તટસ્થ છે. જ્યારે બાકીના જે ધાતુઓ છે તે એ ધાતુના oxide એ basic હોય છે. ક્યારેક એવી ધાતુનો oxide એવો બનતો હોય જેમ કે એલ્યુમિનિયમનો oxide એ L two O three AL two O three બે બાજુનો છે. ઉભય ગુણધર્મી oxide છે. Acide સાથે એ પ્રક્રિયા આપી દે અને ભેજ સાથે B પ્રક્રિયા આપી દે. એમ oxide આમ ચાર પ્રકારના હોય છે. methedic oxide, basic oxide તટસ્થ oxide અને ઊપયગુણધર્મી oxide જે oxide પાણી સાથે પ્રક્રિયા કરી Acid બનાવે તે acidic oxide જે પાણી સાથે પ્રક્રિય કરી base બનાવે તે basic Oxide અને કશું જ ના કરે તો એ તટસ્થ Oxide અને જે oxide acid અને base બંને સાથે પ્રક્રિયા આપે તો આપણે તેને ઉભયગુણધર્મી oxide કહીએ છીએ. તો આપણે કહ્યું હમણાં જ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો અધાતુ માથી ધાતુ ગુણ બને છે એટલે કે ઉપર Acidic oxide હોય અને નીચે કેવો oxide હોય basic oxide અને વચેના ઉભય ગુણ ધરાવે સમજી લે સમજણ પડી ઉપર નો oxide હોય એ અધાતુનો acidic વચ્ચે આવતા એટલે ઉભય ગુણધર્મી બનશે ને નીચે તડીયા આવશે oxide ત્યારે તે એટલે સમૂહ માં ઉપર થી નીચેની તરફ જતાં oxide ની acidic સ્વભાવ ઘટે છે અને basic સ્વભાવ વધે છે એનું કારણ એક જ અધાતુના oxide પ્રિયોજનો acidic સ્વભાવ ધરાવે અથવા તટસ્થ હોય જ્યારે ધાતુના oxide એ સ્વભાવે basic હોય છે ધાતુના oxide સ્વભાવે કેવા હોય basic હોય હવે આપડે આગળ જોઈએ બી વિભાગના અંદર દરેક સમુહનું પ્રથમ સભ્ય એ પહેલા સમુહના બાકીના સભ્યો કરતા કેટલીક બાબતોમાં અલગ પડતો હોય છે. એમાં ખાસ બે બાબતો અગત્યની છે એક પહેલી બાબત છે એ તેનું કદ છે. અને બીજું છે તેના રચના તો અહીંયા. પી વિભાગનું દરેક સમુહનું પ્રથમ સભ્ય બે બાબતમાં અલગ પડે જેની અંદર પહેલી બાબત તેનું કદ અને કદ પર આધારિત

કદ નાનું હો તો તેની પરમાણિત ત્રિજ્યા નાની આય ની ત્રિજ્યા નાની કદ નાનું હોય તો Electron નું કેન્દ્ર ઉપર આકર્ષણ કેવું હોય મજબૂત હોય આયનીકરણ એન્થાલપી ઊંચી હોય અને વિદ્યૂત ઋણતા ઊંચી હોય કદ નાનું હોય તો દર ભાગ્યા કદ કરો તો ઘનતા કેવી હોય નીચી હોય કે પહેલું બાબત છે તેનું કદ અને કદ પર આધારિત તેના ગુણધર્મો પરમણીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલપી Electron પ્રાપ્તિ એન્થાલપી વિદ્યુતઋણતા ઘનતા તે બાકીના તત્વો કરતાં તેનું અલગ જ હોય છે તો એસ વિભાગના હલકા તત્વો કયા તો સમૂહના પહેલના તત્વો તો એસ વિભાગની અંદર સમૂહ એક નું lithium સમૂહ બે નું beryllium તેની જેમ જ પી વિભાગના દરેક સમૂહનું પ્રથમ તત્વ એ બાકીના તત્વો થી કેટલીક બાબતો માં અલગ પડતું હોય છે એ તો કદ આધારિત એક બાબત થઈ બીજી બાબત હવે આવશે પી વિભાગ ની અંદર અહી ભારે તત્વો ની વાત કરીએ છીએ નીચેની તરફ આપડે Electron રચનામાં આવીશું સમજવા માટે ચાલો Electron રચના એક લખું છું અહિયાં કે boron Electron રચના Two S Two Two P One aluminium

indium Four D Ten S S Two SP one thelium for A fourteen SD Ten Six S Two Six P One સમજો કે આ ઉપરના જે તત્વો એ આ નીચેના તત્વો કેવા તત્વો છે ભારે તત્વો galium indium અને thelium ત્રીજા આવર્ત પછી ફરજિયાત Three S Three P Three D આવ્યું આ કયો આવર્ત થયો Third આવર્ત થયો તો ત્રીજા આવર્ત પછી ના આવર્ત ની સયોજક્તા કોષ માં ડી કક્ષક હાજર છે ત્રીજા આવર્ત પછી તમે દરેક ની Electron રચના જોવો તો Three D Ten Four D Ten SD Ten ડી કક્ષક હાજર છે જ્યારે આ સેકંડ આવર્ત છે સેકંડ આવર્ત માં Two D છે જ નય

આપણે શરૂઆત કારીએ તો boron તત્વો થી start કરીએ તો boron જેની Electron રચના મી લખી છે boron two S Two Two P One એટલે Two S ની એક કક્ષક ને પી ની ત્રણ કક્ષકો Two P X Two P Y અને Two P Z એટલે પી વિભાગની અંદર બીજા આવર્ત ના તત્વો તો ચાર જ ઘર માં રમવાનું કેટલા ઘરની અંદર રમવાનું માત્ર ચાર માં જ ગરબા ગાવાના એને Two S Two Px Two Py અને Two Pz માં એટલે આનો મતલબ

એટલે પી વિભાગના બીજા આવર્તમાં આવતાં જે બી તત્વો છે બીજા આવર્ત માં આવતા જે ભી તત્વો boron carbon nitrogen oxygen sulphur boron carbon nitrogen oxygen florin florin ને તો ને ગણીએ આપડે તો તેમની બંધન ક્ષમતા વધુમાં વધુ આપણને ચાર જ મળશે કેટલી મળશે? ચાર તેનાથી આગળનો વધારાનો કોઈ બંધ બનાવી શકશે નય કેમ કે તેમાં બી કક્ષક available નથી જ્યારે આપણે પી વિભાગ માં બીજા આવર્ત ની વાત કરું તો બીજા આવર્ત ની અંદર આપણે Three H Two તો શરૂ કરીને Three Pn પ્રકાર ની વાત કરી બીજા આવર્ત ની અંદર વાત કરું તો aluminium aluminium ની ઇલેક્ટ્રોકતા Three H Two Three P One અને Three D કક્ષક ખાલી એટલે કે અહિયાં આપડે જોઈએ તો અહિયાં પી ની ત્રણ કક્ષકો મળશે પી ની કેટલી કક્ષકો Three P ની ત્રણ Three D ખાલી કક્ષકો આપણને પાંચ મળશે અને અહિયાથી મળશે Three X કક્ષક એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

સમૂહ ના ત્રીજા આવર્ત ના સભ્યો ની ઇલેક્ટ્રોન રચના Three S Two, Three P n હોય છે જેમાં Three P અને Three H કક્ષકો ની વચ્ચે Three D કક્ષક

અને આ ખાલી આવેલી ડી કક્ષક ને લીધે ત્રીજા આવર્તના તત્વોની સહસંયોજક ક્ષમતા ચાર થી વધારે હોય છે કેવી હોય છે ચાર થી વધારે જેમ કે boron boron માત્ર BF For Minus જ બનાવી શકશે જ્યારે aluminium AL Six Three minus ion બનાવી શકે aluminium ની સંયોજકતા માં કેટલા Electron? તો aluminium ની સંયોજક્તા માં ત્રણ Electron પણ aluminium ની પાછળની Three D કક્ષક ખાલી હોવાથી F pema Electron નું દાન આપીને જ તેની સાથે જોડાઈ ને Elf six Three minus પંકિર્ણ ion બનાવશું

અને બે ડી કક્ષકો દ્વારા પાઇ બંધ બને તો એને ડી પાઇ ડી પાઇ બંધ કહેવાય છે તો અહી દરેક સમુહ ના પ્રથમ તત્વો કે જે બીજા આવર્તમાં આવેલા તત્વો છે અહિયાં આવર્ત કોષ્ટક તમે જોયું હશે બી વિભાગ નું કે boron alum boron carbon nitrogen oxygen florin એ દરેક સમૂહ નું પ્રથમ તત્વ છે પણ બીજા આવર્ત માં આવેલું તત્વ છે અને બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના માં શું હોય Two S અને Two P zone માટે અહી બીજા આવર્તના તત્વો પોતાના જ તત્વો સાથે પી પાઇ પી પાઇ બંધ બનાવી શકે જેમ કે alkaline માં Ethane Carbon double bond Alkaline માં carbon ત્રિપલ born nitrogen ત્રિબંધ બનાવતો હોય તો ત્યાં આપણને ત્રિ પાઇ પી પાઇ બંધ જોવા મળે કયા આવર્તના તત્વોમાં પી પાઇ પી પાઇ બંધ હોય બીજા આવર્ત માં જ હોય કયા હોય બીજા આવર્તમાં ત્રીજામાં પી પાઇ પી પાઇ બંધ હોતો નથી અહી સમૂહના પ્રથમ તત્વો જે છે એ બીજા આવર્તના અન્ય તત્વો સાથે પણ પી પાઇ પી પાઇ બંધ બનાવી શકે અહી બીજા આવર્તના અન્ય તત્વો સાથે પણ પી પાઇ પી પાઇ બંધ બનાવી શકે જેમ carbon oxygen સાથે double bond બનાવે carbon nitrogen સાથે double bond બનાવે carbon nitrogen ત્રિબંધ બને naitrogen oxygen દ્વિબંધ બને દ્વિબંધ માં એક કયો બંધ હોય પાઇ બંધ ત્રિબંધ માં કેટલા પાઇ બંધ હોય બે પાઇ બંધ આમાં એક પાઇ બંધ અને એ પી કક્ષકો દ્વારા બને અહિયાં carbon ની પી કક્ષક અને અહિયાં oxygen ની પી કક્ષક વડે પાઇ બંધ બન્યો તો આને નામ આપ્યું પી પાઇ પી પાઇ બંધ કહેવાય છે હવે આપડે આગળ વધીએ તો ભારે તત્વો ની અંદર આપણને પી પાઇ પી પાઇ બંધ જોવા મળતો નથી ભારે તત્વો માં આપણને પી પાઇ પી પાઇ બંધ નથી જોવા મળતો પરંતુ ભારે તત્વો માં આપણને ડી પાઇ પી પાઇ અને ડી પાઇ ડી પાઇ પ્રકાર ના બંધ જોવા મળે છે અહી ડી કક્ષકોની શક્તિ ની વાત કરીએ તો ડી કક્ષક ની શક્તિ એફ કક્ષકો કરતાં વધુ હોય છે ડી કક્ષક ની શક્તિ તો કક્ષકો ની શક્તિક્રમ તમે આગળ ભણી ગયા પીઓડિક ટેબલ માં એફ ની શક્તિ સૌથી ઓછી પછી પી ની પછી ડી ની અને પછી એફ તરફ જઈએ તો તેનો શક્તિક્રમ વધતો જાય છે શક્તિક્રમ માં શું થતું જાય વધારો થતો હોય છે એટલે અહી આપડે જે પી પાઇ પી પાઇ બંધ ની વાત કરીએ છીએ તો એ પી પાઇ પી પાઇ પાઇ બંધ સૌથી strong હોય કોના કરતાં ડી પાઇ પી પાઇ અને ડી પાઇ ડી પાઇ કરતાં એટલે કે અહી પાઇ બંધ ની પ્રબળતા ના ક્રમ ની વાત કરીએ તો સૌથી strong પી પાઇ પી પાઇ બંધ પછી ડી પાઇ પી પાઇ અને ડી પાઇ ડી પાઇ નો તો આગળ આપડે જોઈએ કે જો તમામ oxidation અવસ્થા ધરાવતા પ્રથમ તત્વો કરતાં ભારે તત્વો ની સવર્ગ આંક વધારે હોય છે તો ભણી ગયા પ્રથમ તત્વો ની સવર્ગ સંયોજક્તા કેટલી હોય ચાર જ્યારે બારે તત્વોમાં ચાર થી વધારે હોય ભલે બંને માં oxidation અવસ્થા સરખી હોય પણ તેમના સવર્ગઆંક ભારે તત્વો માટે વધારે હોય છે કેમ કે તેમાં ડી કક્ષક આવેલી હોય જેમ કે plus five oxidation અવસ્થા વાળા સંયોજન આપણે nitrogen અને oxygen ની વાત કરીએ તો તેમના Oxo A Nine NO Three Three Minus NO Three Three Minus તો આપડે એન બરાબર છેડા પરનો oxygen double bond થી જોડીએ છીએ બાકીના બે oxygen single bond થી જોડીશું જેમાં આ એક oxygen ને આપડે ચાલો નમસ્કાર પ્રશિષ્ઠ અભિસંધાનનો પ્રયોગ શાસ્ત્રી ઇવાન પાવલોને પાચન ક્રિયાના અભ્યાસમાં રસ હતો. તમે પોતાને જિજ્ઞાસા સંતોસ્વા માટે પ્રયોગી અભ્યાસ કરતાં કરતાં તેમને અભિસંન્થાન વિષયની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય પ્રશિસ્ત અભિસંધાન ની મહોમઉલી મળી. પાવલોને ઓગણીસસો ચારમાં વિદ્યાક્ષેત્રમાં નોવલ પારિતોષિક ય એનાયત થયું હતું. પાવલોએ પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને

પાવલોએ કૂતરાની સમક્ષ અ ખોરખ રજૂ કર્યો ખોરખ જોતાંજ કૂતરાના મોહમાં લાળ ઝરી, આલાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરખ અ જોતાંજ જોવા મળી હતી જે સહજ પ્રતિક્રિયા હતી. હવે તેમણે ઘંટળી વગાડી જેના અવાજ થી કૂટરમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહિ પરંતુ, પછી ખોરખ અ રજૂ થતાં કૂતરાના મોહમાં લાળ ઝરણ જોવા મળ્યું, હવે તેમણે, ખોરખ અને ઘંટળી બન્નેની રજવાત વારંવાર એકસાથે કરી આમ આપ્રકારની રાજુવાત ના ફક્ત ઘંટળી માં અવાજ સાંભડીને કૂટરના મોહમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. ઘંટળી નો અવાજ માત્ર સાંભડીને કૂતરાને ખોરખની અપેક્ષા જનમ થી હતી જે કુતરારના મોહમાંથી લાળ ઝરવામાટે જબાબદાર હતી. પાવલોએ આ પ્રયોગ ફક્ત આતળેથીજ ન્ ના તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અવિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો છે પ્રશિસ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો હવે આપણે પાવલોએ કરેલા પાવલોએકરેલા પાવલોએકરેલા અભિસંધાનના પ્રયોગ વિષયની સાધી સરળ ભાષામાં સમાજ મેળવીજ પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોવાના નાતે પ્રશિસ્ટ અભિસંધાને સમજવામાટે તેના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવી અનિરવાર્ય છે. અનઅભિસંધિત ઉદ્દીપક ક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયામાટે જબાબદાર હોયછે ને અનઅભિસંધિત ઉદ્દીપક કેવાય છે. પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કર્તાનીસાથે કૂટરના મોહમાં સ્વભાવિકરીતે લાળ ઝરે છે આમ આવી અનઅભિસંધિત પ્રત્ પ પ્રક્રિયા ઉત્પન્ન કરવામાટે જબાબદાર હોયછે તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દી ઉદ્દીપક કહેછે. અહીં ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે અનઅભિસંધિત પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ, અભિસંધાન થાય પેલા જે પ્રતિક્રિયા જોવા મળેછે તે પ્રતિક્રિયા શિખાયેલી નથી આપ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણકે શિક્ષણવગર જોવા મળતી પછી તેજ પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવેછે ટુંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કર્તાનીસાથે કૂતરાના મોમાં લાળ ઝરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળેછે અ જે અનઅભિસંધિત પ્રતિક્રિયા કેવાયછે અનઅભિસંધિત ઉદ્દીપક

ખોરાક રજૂ કરતાપેલા વારંવાર ઘંટાળીના આવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટાળીના ક અવાજ સાંભડતાનિસાથે કૂટરના મૂહમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળશે ખરેખારતો લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રાજુવાત પછી જોવા મળતી હતી

આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કારવામાટે જબાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કેવાયછે. અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયાનો જોડાણ પેલાતે જેતે ઉદ્દીપકસાથે ન હતું પરંતુ શિક્ષણ કે માહાવરાબાદ ચોક્કસ ઉદ્દીપકની રાજુવાત થતાં ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહવાયછે.

પાણીની પ્રતિક્રિયાને બદવસ્તર બનાવ બનાવતુ ઘાતક એટલે પ્રબલન પાવલોના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન છે વિલોપન પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક સાથે જો અનઅભિસંધિત ઉદ્દીપક ન આપવામાં આવે તો એટલે કે પ્રબલન ની ઘેરહાજરી માં અભિસંધાન લુપ્ત થતું જોવા મળે છે. જે વિલોપન તરીકે ઓળખાય છે. ઉદ્દીપક સામાનિકરણ સામાનિકરણ એટલે એક ઉદ્દીપક જે ઉદ્દી ઉદ્દીપકના જેવા સમાન લગતા અન્ય ઉદ્દીપકને પેલનું ઉદ્દીપક સમજવું અભિસંધિત પ્રક્રિયા ઉત્પન્ન કરાવી સકતા અનઅભિસંધિત ઉદ્દીપકસાથે સામ્ય ધરાવતા અન્ય કોઈપણ ઉદ્દીપકની પણ અ અભિસંધિત પ્રક પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપક સામાનિકરણ થયું કેવાય પાવલોના પ્રયોગમાં ઘંટલીના અવાજ ઉત્પન્ન થતી કૂતરાના મૂહમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જો electric માં અવજદ્વારા બ કૂતરાના કૂતરામાં ઘંટળીસાથે જોવા મલી પ્રતિક્રિયા કૂતરામાં સાથેપણ જોવા મળી કારણકે કૂતરાએ ઘંટળીના અવાજનું ના અવજસાથે સામાનિકરણ કર્યું પરંતુ કૂતરાને ઘંટળીસાથે ખોરાક આપવામાં અવસે અને ના આવાજ પછી ખોરાક આપવામાં નઇ આવે તો ધીરજ પ્ ઘરવાડા બધાના અવાજ સાથે આ કોનું કરને સિખી ગઈ સિકાર ના કારણ અભિસંતાન નો પ્રયોગ શાસ્ત્રી જેમ શાસ્ત્રી અભિસંતાન પ્રદાન કર્યો તે જ પ્રમાણે BFKinar નામ ના અમેરિકન મનોવિજ્ઞાનિક ને મનોવિજ્ઞાન ને કારણ પ્રિયપરપતિ માં મહામૂળી ભેટ આપી છે કારણ અભિસંતાન શાસ્ત્રી અભિસંતાન કરતાં જુદી વિચારસની જોવા મેડ છે. શાસ્ત્રી એ અભિસંતાન નો પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તો તે છતાં તેમનો problem પ્રાપ્ત કર્યો ત્યરેહ એક કારક અભિસંતાન માં જે તે પ્રાણી પોતે જાતે કોઈ ચોક્કસ પરતિક્રિયા કરે તો અને માત્ર તોજ તે પ્રબલન નું હકદાર બની સકે છે. આ માં પ્રકાર એ પ્રાપ્ત થતાં સિક્ષણ માં પ્રાણી ના કારક

અભિસંતાન ઓળખવામાં આવે છે. સિક્ષણ અંતરજોર સિક્ષણ એ એક બોડધમક ક્રિયા સાથે સઙ્ક્દ્યેલ પ્રક્રિયા છે એમાં પ્રાણી કે વ્યેકતી ને તેની સમક્ષ આવી પડાળી સમસ્યા અંગે તેની અંદર તીજ અંતર જોવા મેડ છે. સોપ્રથમ અને સાવથી ખેડાણ હલો હલો

સારો ચાલે છે, તમારા Salesman?

અલી સરની વાત કરીયેતો એમનો Rut કઈ રીતનો જાય છે અત્યારે?

હા એમનું યુ PCPC એમના કામની. કામ એમનો બહુ સારું છે. કારણ કે ના સવથી જૂના Salesman છે, માનવા માં આવે છે અમારા rut ના, આપણા rut ના જેમ કે સવથી જૂના Salesman છે. હમમમ. બરોડા માં સવથી જૂના છે. હમમમ.

અગર બન્નેનું કામ ચાલે તો થઈ શકે છે. કોઈ એક પણ વ્યક્તિ, Rut ને અપ ભી કરે શકે છે, તું ને એના down કરી શકે છે. એટલે, બન્ને નો સાથ સહકાર એટલોજ મહત્ત્વ નો છે. હમમમ. બીજું, ગુલ્લું સરનું? થવો જોઈએ સારી વાત છે. જો, કામ માટે Passionate હોવું સારી વસ્તુ છે. કારણ કે કામ જરૂરી છે. જો કામ માટે તમે પોતાનું બધું આપી સકતા હો તો પછી કોઈ Problem જ નથી. કામ જરૂરી છે. બાકી બધું પછી.